એક જણીએ અહ અહ નારંગી કલર ની ટોપી પહેરી છે બીજા બધાએ વાઈટ કલર ની ટોપી પહેરી છે.

આ એક શોપ લાગે છે આ શોપ ની અંદર અ પાંચ રેક છે.

એની આજુબાજુમાં ગ્રીન કલર ના ઝાડવા છે.

એની ગળામાં ચેન છે તેમજ એની ગળામાં બ્લુટુથ લટકાવેલું છે.

એના માથાની ઉપર પિંક કલર ની ક્લિપ લગાવી છે એમ જ એને ગરામાં બી ચેઇન પેયરી છે.

ની પાછળ બહુ બધી દુકાનો દેખાય છે પણ અમુક દુકાનો એમાં બંધ અમુક ચાલુ છે.

એની બાજુમાં એક અહ ઝંડો ભારતનો ઝંડો દેખાય છે.

આ એક સ્કૂલ નું પિક્ચર લાગે છે એ સ્કૂલ ની બિલ્ડીંગ પીળા ને સફેદ કલર ની છે.

એના પછી એની બાજુમાં એક રેડ કલર નું ટોપલુ દેખાય છે.

આ એક સુંદર મજાની ખુરશી બોવ મોટી ખુરશી લાગે છે.

કલર બીજી દુકાન કલર્સ આઈડિયા વિથ એશિયન પેઈન્ટ છે ત્રીજી દુકાન મારુતિ સ્ટેશનરી એન્ડ ગીફ્ટસ ની છે.

બે હારની અંદર અ પીળા અને નારંગી કલર ના ગલગોટા ના ફૂલ છે.

આ રો હાઉસ ની આગળ બહુ બધા ઝાડવાઓ ઉગાવવામાં આવ્યા છે.

જે એ એક અહ દરવાજો નાણાક અમથો દરવાજો દેખાય છે.

આ હોટલ ની અંદર અં ટેબલ ને ખુરશીઓ ગોઠવામાં આવ્યું છે એક ટેબલ ની અંદર ચાર માણસો બેસ્યા છે.

એની સામે એક બ્લેક કલર નો થાંભલો છે એની પા એ બ્લોક ની પાછળ બહુ એક મોટી ટ્રી છે.

જે લાઈટ્સ છે દીવાના શેપ ની છે એની બાજુમાં આ એક સ્કૂટર ઊભીયું છે અ મૂક્યું છે એની બાજુમાં એના ઝાડવા દેખાય છે.

એની બાજુમાં એક લેડીઝ દેખાઈ છે એણે પિંક કલર ની ઓઢણી ઓઢી છે.

આમાં બ્રાઉન કલર નું ટેબલ ને ચે અહ સ્ટુલ મૂક્યું છે.

આ આ એન આ હોટલની બહાર ત્રણ સ્કૂટી મૂકી છે બે સ્કૂટી વાઈટ કલરની છે એક સીલ સિલ્વર યલો કલરની દેખાય છે.

આ સોફા આ શોરૂમ ની અંદર એક ટેબલ દેખાય છે એ ટેબલ ની અંદર એ ટેબલ ની ઉપર ગ્રીન કલર ની બાટલી મુકવામાં આવી છે.

તેમજ એક રિક્સા જતી ઉતી દેખાઈ છે.